તે મિત્રોને તેનો મતલબ એ લોકો વાળું પાણી કે સાબુ વાળું પાણી છે ને જે બાયોગૅસના Plant માં નાથી જવા દેતા

અને હવાની ગેરહાજરીમાં

કોઈ

પ્રતિબા એટલે કયું ગેસ Natural ગેસ

એની પછી

માં Oxygen ની ગેરહાજરીમાં Organic પદાર્થમાં વિઘટનના પરિણામે Methen વાયુનો વાયુનો સૌથી મોટો તે પછી પહેલું

સત્તાઓએ

પ્રાથમિક સ્ત્રોત

ની બરફ જમીનની નીચે પાણી છે ફરીથી હું બોલું છું ત્યાં નજીક દિવસ આમાંથી જે વાયુ બનતો હશે આપણને ખબર જ છે કે એના

તેને હવા ના મળે રહેતું હોય પાણી માં જે રહેલી વનસ્પતિ છે ને Oxygen માં જો અહીંયા ફરીથી

માં થતો જોશે જે પોતાની હાજરી પૂરાવાસે Methen વાયુ જે તેનો ઉત્સર્જન વર્ષો થી એની અંદર Carbon Dioxide ને Methen છે તે Store થયેલો હોય શકે છે મિત્રો નમસ્કાર કેમ છો? નમસ્કાર મજામાં તમે બોલો?

કેવા હમણાં તમે કઈ એવા તો કયા સમાચાર તમે વાંચી લીધા છે. નથી તમે આવું કહી રહ્યા છો. હમણાં પહેલો ભૂકંપ ની થયો એ ભૂકંપ નહિ તો કેવું થયો? કેટલા પાંચ હજાર પર લોકો મરી ગયા એ ભૂકંપમાં

બરાબર છે ત્યાં તો બધું કી સીરિયામાં તો પ્રભાવિત લોકોની સંખ્યા બે પણ ત્રણ કરોડ જેટલી પણ થઈ શકે એવું છાપામાં લખેલું આવ્યું હતું મૃત્યુ ના પણ બે હજાર થઈ શકે એવી દશા છે હજુ તો ખબર જ નથી કેટલો મૃત્યુ વાંક છે ત્યાં

હા એ નહિ એના પછી પણ હમણાં બીજું એક નવું થયું એમાં કોઈ આરોપી લોકોને પકડ્યાને એવું બધું ચાલી રહ્યું છે.

અદાણી નો અદાણીની જે સમાચાર છે એના લીધે શેર બજાર પણ કેટલું હોથલ પાછળ થઈ રહ્યું છે તમને ખ્યાલ જ હશે. ને હા હા ખ્યાલ છે. એટલા સૌથી અમીર માણસ ના આવી રીતે એકદમ રાતો રાત એના પર ધાબા પડ્યા હોય ને એની સંપત્તિ ઓછી થવાને હારે આવી ગઈ. હોય તો શેર બજાર તો પડે જ ને હા બરાબર છે. શેર બજારમાં એ એવું જ થયું હતું. પણ આજના દિવસે શેર બજારમાં અદાણીના શહેર પાછા વળ્યા છે. આજના દિવસમાં સંપૂર્ણ થઈ રહ્યું છે.

તમને ખબર હશે આ સરકાર પર સરકાર અમ પર અદાણીની ફેવર કરવાનો રાહુલ ગાંધીનો પણ આક્ષેપ છે.

હવે એ તો છે જ ને વધુ રહેવાનું જ હવે તો કે ક્યાં સુધી ચાલશે આ ખબર નહિ હવે છાપુ વાંચતા વાંચતા આપે એકદમ ગુજરાતીમાં બધું છાપામાં બરાબર હવે લખતા પણ નથી. થોડા થોડાશઅંગ્રેજી શબ્દો પણ લાવી રહ્યા છે આ લોકો છાપામાં

એ તો બરાબર છે. અદાણીના મામલે તો સંસદમાં પણ મંગળવારે એટલો બધો હંગામા ચાલુ થઈ ગયો હતો. લોકસભા અને રાજ્યસભામાં બપોરે બાર વાગ્યા સુધી સ્થગિત રહી હતી જોકે વિપક્ષો દ્વારા ભાગ લેવાની તૈયારી દર્શાવતા બપોર પછી લોકસભાની બેઠક ચાલુ રહી હતી. રાજ્યસભાની કાર્યવાહી પણ મુલતવી રાખી હતી લોકસભામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અઢારની ગ્રુપના

આ મંગળવારે એનો ચાલુ કર્યો હતો. તમને ખબર જ હશે ને

તમારા જેટલું અમને એટલું બધું જ્ઞાન નથી પણ તમે જે કહી રહ્યા છો. એના પરથી અંદાજો આવી રહ્યો છે. કે કેટલું મોટું કાંડ થઈ રહ્યું છે. આ બધું

કે બીજા અને ત્રીજા ક્રમે આવી ગયા શા માટે પહેલા નંબર પર આવી ગયા એવો એવા એમણે આક્ષેપ મૂક્યા છેઆ આક્ષેપ એમને hydenburg જ લીધા છે.

અમેરિકાને બીજા બધા દેશોના લોકોને છોડીને આપણો ભારતીય પહેલા નંબર પર આવ્યો એને જ બધું આ નીચે લાવવાનું મને ચાર વાગે રહે

બીજા તો ઘણા સમાચાર આવી રહ્યા છે. બીજા કોઈ તમને ખ્યાલ હોય તો તમે કહો.

બિહારમાં પણ આતંકવાદ ફેલાવવાનો પ્લાન બનાવી રહ્યા છે. છ નેતાઓની હત્યાનો પ્લાન આવી રહ્યો છે. પટનામાં આ બધા સમાચાર આવે તો જોઈને કેવું કેવું થાય છે. બાપરે આતંકવાદને શું દહેશત માની છે એના તો કોઈ અંદાજ જ લગાવી શકાય એવું નથી. લોકો યુવાનોને એ લોકોને

બરાબર છે. આ પ્લાન આ બિહારમાં પણ જેટલા છે. એનો પડદા ફાસ તો સરકારે કર્યો છે. આપણા સરકારમાં ઘણા કાબિલ કામદારો છે.

કેવી રીતે બિહારમાં પણ ટાર્ગેટ કિલિંગ દ્વારા ભૂમિ એકતાનો માહોલ બગાડવા માંગે છે. આ માટે આતંકીઓને ભડકાવીને મોટી હસ્તીઓની હત્યાનો પ્લાન બહાર આવ્યો છે. બિહાર મોડેલ ની તપાસમાં

આ કાવતરા નું સૂત્ર રહે છે. એ પણ બહાર આવ્યું છે. અરે બાપ રે આટલો બધો પહેર્યો છે. બિહારમાં જ્વાનું પણ માં વિચારવું પડશે. આપણે

બરાબર છે થવું જ જોઈએ થવું જ જોઈએ ટૂંક સમયમાં થશે પણ એવુ મને લાગી રહ્યુ છે હા હવે જોઈએ કેવી રીતે થાય છે. બરાબર બીજું કંઈક બીજું કંઈ ધ્યાન આપો તમે બીજા કયા સમાચાર પર તમને વધારે રસ આવા હું શેર બજાર ના સમાચાર વધારે ધ્યાન આપજો એટલે તો આ હાયડેનબર્ગ ની રિપોર્ટ અને અદાણી નું જે ચાલી રહ્યું હતું એના ઉપર હું તમને આટલું બધું કઈ શક્યો. મારા હમણાં તો શેર બજાર ગયા ઘણા ટાઈમથી બહુ નીચું છે નહીં ઉપર આવ્યો જ નથી. કેટલો સમય થઈ ગયો હા હમ એ તો છે કોવીડ પેંડેમીક પછી કોવીડ પછી તો બધાએ પૈસા તો શેર બજાર માં જ લગાડવાના ચાલુ કર્યા છે પણ હવે શેર બજાર એવું છે જ ઉપર આવતું જ નથી દિવસ અને દિવસે નીચે જતો રહે છે હમ જેને પોતાની મૂડી તોડીને શેરબજારમાં રોક્યા છે ઘણા નુકસાનનું સામનો કરી રહ્યા હશે હમણાં નહિ. હા એ તો છે જ ને સ્ટોક બજાર બજારમાં એ જ છે શેરબજાર આપણા ગુજરાતીઓ શેરબજારને સ્ત્રહ કહેતા હોય છે અને એ જ એ જ વસ્તુ હવે સાચી પડી રહી છે કે

પણ રોકાણ કરવું એટલે બહુ વિચાર કરીને રોકાણ કરવું પડે છે. આપણે મહેનતની ખૂન પસીને ની કમાઈ ને પણ રોકાણ કરવું એટલે બહુ વિચાર કરીને રોકાણ કરવું પડે છે. આપણે મહેનતની ખૂન પસીના ની કમાઈ ને હા એ તો થાય જ ને હવે એ તો છે. હવે સતત થયો ને હવે અદાણી જેવી આટલી સરસ કંપની નું આવું થઈ જતું હોય.

અમણા ટૂંક સમય માટે તો નીચે રહેશે. પણ થોડા સમય પછી ફરીથી એ છલાંગમાં હા એ તો છે જાન કે જો હું તમને ખબર છે. તમને કહું તો ભારત જે ભારતમાં જેટલું પણ આયાત થાય છે. એમાંથી ચાલીસ ટક્કા જેટલું આયાત થાય છે. ને એના બધા

આ બધી હાયડેનબર્ગ છે. કે જે પણ જય જય વિદેશી તાકાતો છે. તેમણે આવું કર્યું છે. એ અત્યારે ને પછી બધાની સામે આવશે. જ હા આવશે આવશે આવું જ જોઈએ. તમે બાકી શું છે બાકી તો બાકી તો સમાચારમાં શું છે. બધી બધી અમ અને ત્યાંની બધી આળસ પાડોશી ની સમાચાર જ આવતા હોય છે. તમને ખબર જ હશે. કે હવામાં પ્રદુષણ ફેલાવાને કારણે આપણા વડોદરા ના ગોરવા ગોત્રી આંખોમાં બળતરા નાખ્યા છે.

આજે સવારે આજના દિવસના સવારની જ વાત છે. કે ગોરવા અને ઇલોરાપાર્ક ના પટ્ટામાં મોડી સસ્તી અને હવામાં પ્રદુષણનું પ્રમાણ ફેલાઈ ગયું હતું. જે કારણે

ખબર નહી એવું પણ બની શકે કે આ આ વિસ્તારો છે. એ શહેરના નંદેસરી તેમજ ગોરવામાં ઇન્ડસ્ટ્રીઅલ એરિયા ના લીધે પણ થતું હોય સંભવિત રીતે આએરિયામાં માંથી હવાનું પ્રદૂષણ પ્રમાણે મૃત્યુ હોવાનું સ્થાનિક જણાવે છે અવારનવાર હવામાં દુર્ગંધ ફેલાય છે. અને આંખોમાં બળતરા થાય છે. મંગળવારે મોડી સાંજે ફરી વખત આ બધી ફરિયાદો ઉઠી હતી.

એટલે ઋતુ તો કઈ રહી જ નથી આ બધું પ્રદૂષણ ને લીધે જ થઈ રહ્યો છે. બરાબર છે છાપામાતો તો ગોટાળા જ ગોટાળા હોય છે. હવે તમને ખબર હશે કે મામલતદાર ની રેઇડ માં પણ પડદા ફાસ થઈ ગયો. શહેરની સસ્તા અનાજની સત્તાવીસ દુકાનમાં ગોટાળા થયા છે. રૂપિયા એક સો પચીસ લાખનો જથ્થો શીલ કર્યો છે. ગરીબો માટેના જે ઘઉં ચોખા ખાંડ મીઠું ચણા તુવેરના દાણા પુરવઠો

રેડ પાડતા સસ્તા અનાજની સત્યાવીસ દુકાનો ચાર દુકાનોમાંથી સવા લાખોશીસ સવા લાખ નો જથ્થો શીલ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેર અને જિલ્લાના સસ્તા અનાજની જે દુકાનો છે. તે પૈકી મોટાભાગની દુકાનોમાં સરકારી અનાજનો ખાનગી વેપાર કરતો હોવાનો લોકબૂમ છે. ગરીબ હક ના અનાજને

બરાબર તો બધું મોટા લોકોના કામ છે. મોટા લોકોની આડમાં આ લોકો બધું અ કાળો નાણું હોય કે કાળું ધન હોય કે કેટલા બધા પૈસા હોય હમણાં જોયા લોકોની યાદમાં જ આ લોકોનું જે ચાલતું હોય છે. લાજ માં રિશ્વત ને બધું મોટા લોકોની યાદમાં જ ચાલતું હોય છે. કોઈનું એ લોકોને સાર્થક હોય તો જ આ લોકો આવું કરી શકે એના વગર થોડી આ બધું શક્ય છે કે આટલું સવા લાખના અનાજને બધાનો જથ્થો પકડાય.

બરાબર છે તો ઘણી થશે. બરાબર છે એવું જ છે હવે રોજે ને રોજે આવું જ થઈ રહ્યા છે. તમે જોશો તો હમણાં જ આવે અમે વીજળીના ભાવમાં પણ વધારાની વધારાનું

અમ સૂર્યપ્રકાશથી ચાલતા ઉપકરણો નથી લઈ શકતા. કારણ કે તેની કિંમત ખૂબ જ વધારે છે. એટલે જે આપણા GEB માંથી જે વીજળી આવે છે. એનો ભાવ બાવીસ ટક્કા થી લોકો વધારી દીધી છે. ઓહો વાતો ઘણું કહેવાય હવે નાના લોકો જે ઓછા કમાતા હોય તો ક્યાં જવાના આમાં નહિ. હા એજ ને જે નાના પાયે લોકો કામ કરતા હોય જે હજાર હજાર રૂપિયા દિવસે કમાવવા વાળા હોય એ ક્યાં જવાના

જીવન જરૂરિયાતની વસ્તુઓ આટલી મોંઘી કરશે. તો બધા ગરીબ લોકો ક્યાં જાય.

તમે એમાં પણ પીસાય મધ્યમ વર્ગના લોકો જ કે નહીં. એ લોકોને ગરીબ લેખાનો રાહત મળતો કે નથી. એ લોકો પાસે એટલા પૈસા કરી શકે એટલે પીસાય તો દરેકમાં માધ્યમ વર્ગીય માણસ જ છે. હા એ તો છે જ આ તમે સાચી વાત કીધી. હવે શું કરવાનું જીવનમાં હવે આજની દુનિયામાં આવું જીવવું હોય તો પોતાનો આવક વધારવા સિવાય હવે લોકો પાસે કોઈ રસ્તો રહ્યો નથી કારણ કે જેવું મોંઘવારી વધે છે. પણ એની સામે આપણી આવક નથી હોતે તો મોંઘવારી નો સામનો કરવા માટે આવક તો કોઈપણ કરીને વધારવી જ પડશે. એ તો મોંઘવારી મારી નાખશે. આપણને હા ભાઈ તો એકદમ સાચી વાત કીધી તમે તમે બે મિનિટ પહેલા તમે દૂધ દહીંના ભાવનો ઉલ્લેખ કર્યો હતો સાચી વાત છે. કે હા સાચે જ વાત છે. અમુલ દહીં ને ત્રણ રૂપિયા વધારે છે. હવે અમલ ક્યારથી કરવાનો છે એની તારીખ હજી નથી. હમણાં બરાબર છે. તો આ આ કેસમાં આ આ ન પડે ઢોર પાસેથી દૂધ મંગાવીએ તો એ આપણને સસ્તું પડે. ઢોર પાસેથી ઢોરવાડો હોય છે. ને એનામાંથી પણ દૂધ આવતું હોય છે. તો એ સસ્તું હોઈ શકે અમુક વાર ખબર પૂછવું પડે અમારે ત્યાં તો એવું કશું છે. નહીં કોઈ આજુબાજુ વાળા આવતા હોય તો પૂછીને હું કિંમત પૂછી જોવ જો એ સસ્તું પડે કે અમુલ નું દૂધ હા હા તમે પૂછી જુઓ તો મોંઘવારી સામે આપણે પણ કંઈક કરી શકીએ. હોય તો આપણે બનતો પ્રયત્ન કરીશું. બરાબર દૂધ દહીં તો ખાલી મેં તમને ઉદાહરણ આપ્યું એવી તો કેટલી બધી વસ્તુઓ છે. તેલ છે ઘી છે. જેના વગર આમ દિવસ શરૂ ના થઇ શકે જમવાનું અનાજ ના બનાવી શકે.

બરાબર છે એ તો તમે સાચું કીધુ પણ દરરોજે ને રોજે ને રોજે કહીને તેને નવું ને નવું આવે જ છે. જેની સામાન્ય વ્યક્તિ પર બહુ જ અસર પડી રહી છે.

આવું જ ચાલ્યા કરવાનું છે આપણે જ હવે કંઈ કામ માંથી રસ્તો શોધીને આગળ વધવું પડશે.

હા હા સાંજે ની શરૂવાત થઈ ગઈ છે. આમાંય એક વાત તમને કઈ, હવે એજ વાત હું બીજી રીતે બોલું, કામ દિવસ નું પૂરું થયું ને સાંજ તેની ની શુરુવાત સાવ ધીવા જેવું છે

તો એ તો શીખવા જેવી વાત છે અત્યારે બધા માણસો લગભગ ગઝલ ની પાચલ પડ્યા છે, અથવા ગઝલ એમની પાછલ પડી છે, પણ આ જે છંદો ચેને છાન્દક સાહિત્ય ની વાત કરી રહી છું ને અક્ષરમય છંદો.

સુર સંગીત નું સુત્ર છેને સ, રે, ગા, માં, પ, ધ, ની, સા, એમ અક્ષરમેળ છંદ મેલ નું પણ સુત્ર છે અને એ સુત્ર છે, ય, મ સારા જભા ને સલડા જેમાં અર્થ નથી હોતું ને એ યાદ નથી રેતુ ગોખીજવાનો તો અર્થ નથી કયક મજા માં ન હોઈ તબિયત તો ગોખેલું બધું ભૂલી જવાય એટલે આમાં અર્થ પરોવ્યે ઘણા વર્ષો પહેલા હું નાની હતી ને ત્યારે કોઈ એક શ્હંદ શીખવતા હતા ત્યારે એમને આવો અર્થ કહીયો હતો એવો અર્થ dictionary માં નઈ મળે

એટલે કે એક ઓરડા માં બેધા હતા ને અચાનક આગ લાગી બધું સળગી ગયું પણ મારો અને તારો જભો ના સળગ્યો. ભણવાનું આવું હોવી જોઈંએ શિક્ષક એ પણ અ ભણવાનું હોઈ ને એને રફીક આવી રીતે બનાવી જોઈં તો અ અક્ષર માય છંદો નું સુત્ર છે. એ સુત્ર ની હરે હવે એક રમત રમીયે. આ ય છેને એ રાજકુમાર છે અને એની પછી ના બે અક્ષર છે ને મા, તા એ એના દોસ્તારો છે તો ય અને મા, આ તા

તો આ ય ગણ છે, યાગન માં કયા અક્ષરો આવ્યા ય માતા, હવે વારો આવ્યો માં નો એટલે કે મ ગણ, બીજા ગણ નું નામ છે મ ગણ. એટલે કે આ મ માં રાજકુમાર થસે, અને તાનેર દોસ્તારો બનશે એટલે કે માતાનારા છેને રમત હવે તમે મને પણ કઈ શકો. માં ની પછી વારો આવે ત નો એટલે ત ગણ એટલે કે તા રાજ્કુમાર થશે અને રાજ છે એ દોસ્તારો બનશે તારાજ હવે આ તા નો વારો પતિ ગયો એટલે કોનો વાર્યો રા નો વારો આવ્યો એટલે ર ગણ, એટલે રા, જ, ભા હવે આ જ, ભા અન દોસ્તારો થશે. રા નો વારો પતિ ગયો એટલે કોનો વારો આવ્યો? જ નો એટલે, જ ગણ એટલે થશે જ, ભા હવે કોનો વારો આવ્યો આ પતિ ગયું. હવે વારો આવ્યો ભ નો, એટલે કે ભ ગણ અને એની જોડે જોડે આવશે ભાન કેવું મજાનું છે રમત છે આ રમત હવે વારો આવશે. ના નો , એટલે કે ન ગણ એમાં કોણ થશે ન રાજકુમાર અને સ અને લ એના દોસ્તારો એટલે થશે નસલ, હવે કોનો વારો આવ્યો

હવે કોનો વારો આઈવો? લા નો. અને એની જોડે બે દોસ્તારો નય મળે આ એકજ છે એટલે ગણ નય મળે અને એટલે એ ગણ ની મળે, ગણ બનવા માટે એક અક્ષર ખૂટે છે એટલે આપડે માત્ર ઐયા લખશું લ. અને ઐયા લખશું ગ, એટલે કુલ આઠ ગણ છે આપડી પાસે, યામતા, માત્તારા, તારા, રાજભા, જમણ, ભાનાર, નર્સન, ખાલિદા, એક રમત આપડી પૂરી થય.

હા ના ખોલા માં ર બેઠેલો છે, રસ્વ અને બીજો છે દિર્ઘ આમ દિર્ઘ નાય લખવાનો આ પોતે રસ્વ થય ગયો દિર્ઘ અમ લાંબુ બુ લાખનું. રસ્વ ને દીર્ઘાય ની મજા છે આમ અક્ષર લખાય જતા હોત તો અયા લખતો હોય તો નાનોજ રેવું પડે નાકાર તો આ અક્ષર ની અડો આવે અને છેલે લખતો હોય તો જેટલો લાંબોવો હોય એટલો લંબાવો એટલે દિર્ઘ. બધું સાવ સેલુજ છે માત્ર એને રમત કરી નાખવી જોઈંએ, તો આ રસવા અને દિર્ઘ અક્ષર છે કોનો કયો અક્ષરો ને રસ્વ કેવાય કોને દિર્ઘ કેવાય એ અપડે જોસુ પછી પણ અત્યારે અપડે છંદ ની ભાષા માં રસ્વ અને દિર્ઘ ને શું કેવાય એ શીખવું છે, તો છંદ ની ભાષા માં રસ્વ ને લઘુ કેવાય છે, દીર્ઘ માં એને ગુરુ કેવાય છે. જુવો બ અને ર બેય રસ્વ છે બાય અણી જોડે કઈ દઉં અપડે જે વાર છેને સોમ, માગલ, બુધ, ગુરુ, શુક્ર, શાની, રવિ, એ બધા માં જ્યાં ઉં આવે છે એ બધા રસ્વ છે. રસ્વ ઈ અને રસ્વ ઉ જ છે ક્યાય દીર્ઘાય છેજ નય એટલે તમે નિરાતે બોલો ને રવિવારે આવશું બેન ન ચાલે શનિવારે આવશું ના ચાલે અમે તો બુધવારે આવશું ન ચાલે અમે ગુરુ વારે આવશું

જેમકે આ ઈ, આ રસ્વ છે એટલેકે આ રસ્વ ઉ છે અ છેને આટલું વળી જાય એ છે દિર્ઘ ઉ આવી સદી ખબર પણ અપાડને નથી હોતી એવું ઘણી વાર બનતું હોય છે અનુ નામ છે હો આ છેને ચિન્હ છેને આ ચિન્હ. એનું પણ નામ છે, એનું નામ છે અજુ અનુ નામ અજ્જુ છે આવું રસ્વ ઉ છે અને ચૂતી ગયેલું સતદા જેવો દિર્ઘ ઉ છે

એ આ છે, આ ઉ આમ એ લખાય છે એટલે એ છે દિર્ઘ ઉ, એનું પણ નામ છે જેમ અનુ નામ અજુ છે ને.